આ એ આ એક મંદિર છે આ મંદિરમાં ત્રણ અલગ અલગ દેવતાની પ્રતિમા રાખેલી છે અને--

તેમાં ત્રણ ચાર માળની બિલ્ડીંગ જેવી દેખાય છે આપણને બહાર ગાડી પાર્કિંગ કરેલી જોવા મળી રહી છે એક વૃક્ષ છે.

કસ્ટમર એ ઓર્ડર આપેલુ છે રેડી કરવા માટે.

પરસાદ બી ચડાવેલો છે હવે દેવતાઓને વગેરે.

આ ચિત્રમાં જોઈ શકાય છે એક હોસ્પિટલ માં હાડપિંજર પડેલું છે જે સ્ટુડન્ટ ને--

આ ચિત્રમાં આપણે જોય શકાય છે કે કોઈક હોટલ છે હોટલ માં ટેબલ --

એકદમ રેડી કરીને ટેબલ ઉપર મૂકી દેવામાં આવે છે એ_સી બી લાગેલી છે હોટલ મા.

કચરાપેટીના બે ડબ્બા છે પાર્કિંગ ફેસીલીટી છે જ્યાં એક એકટીવા પાર્કિંગ છે કેટલાક લોકો અંદર જઈ રહ્યા છે પોતાના કામમાં.

આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છે કે એક ભાઈ--

આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છે એચ_પી પેટ્રોલ પંપ નુ ચિત્ર છે જ્યાં એક રિક્ષા --

કેટલાક વાહનો ચાલી રહ્યા છે રોડ છે રોડ ઉપર વરસાદ પડેલ છે વૃક્ષ લીમડાનું જોઈ શકાય છે વાદળમય વાતાવરણ છે ફરીથી વરસાદ આવવાની શક્યતા--

આપણે જોઈ રહ્યા છે ચિત્ર ગાંધીનગરનું છે ગાંધીનગરમાં આવેલા એક પાર્ક નું ચિત્ર છે જેમા સામે આપણને જોવા મળે છે એક પ્લેન છે પ્લેન ઉડી રહ્યુ છે.

ગાડી છે કેટલાક લોકો બેસી રહ્યા છે રેલગાડી ચાલી રહી છે.

આ ચિત્ર એક પોલીસ સ્ટેશન નું ચિત્ર છે જે જૂની બિલ્ડીંગ માં બનેલું છે લાલ ઇંટથી--

પૂ_પૂરાનુ બિલ્ડીંગ પોલીસ સ્ટેશન લાગી રહ્યુ છે પોલીસ સ્ટેશન ની આગળ વૃક્ષ ઉઘેલા છે.

લડકીયોના કપડા મળે છે લડકીયોના અલગ અલગ ફેન્સી ચણિયાચોરી વગેરા મળે છે.

લગ્ન માટે એક મંડપ તૈયાર કરેલ છે આજુબાજુ ખુરશીઓ રાખેલી છે જેમાં કેટલીક--

આ ચિત્રમાં જોઈ શકાય છે કે એક માર્કેટનું ચિત્ર છે એમાં અંદર ગલી છે જેમાં એક સલુન નું--

ઉદ્ઘાટન થઈ રહેલ છે નવી દુકાન ખુલી છે જેમાં આગળ ફુગ્ગા લાગેલા છે કેટલાક લોકો ફોટો પડાવી રહેલ છે.

દેવામાં આવે છે આ એકદમ લીલુછમ હરિયાલુ ગાર્ડન છે જે ગાંધીનગરમાં આવેલું છે.

લોકો રહે છે તેમાં અલગ અલગ ફ્લેટ આવેલા છે અલગ અલગ બંગલો છે.

ઈ સ્પેસ છે જ્યાં બે બાઇક પાર્કિંગ છે એક ગાડી પાર્કિંગ એય છે.

પોલીસ સ્ટેશન છે તેમા પોલીસ સ્ટેશન ની અંદર પાર્કિંગ છે પોલીસ માટેના વાહનો--